જાવામાં સ્વિચ કેસ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં જાવામાં સ્વીચ કેસ કન્સટ્રક નો ઉપયોગ કેવી રીતે કરવું તે શીખીશું
આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ વી 1110 જેડીકે 16 અને એક્લિપ્સ 370 નો ઉપયોગ કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ માટે તમને જાવામાં ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે
જો નહિં અમારી વેબસાઇટ 1 પર આ વિષયો પર ઉપલબ્ધ ટ્યુટોરિયલ્સ જુઓ
સ્વીચ કેસ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ પર આધારિત એક્શન કરવા માટે ઉપયોગી છે
અહીં સ્વીચ કેસ સ્ટેટમેન્ટ માટે સિન્તેક્ષ છે
ચાલો હવે તેનો ઉપયોગ કરીએ
મેં પહેલેથી જ એક્લિપ્સ ખોલ્યું છે
મેં સ્વિચકેસડેમો નામનો એક ક્લાસ બનાવેલ છે
હવે ચાલો કેટલાક વેરીયેબલો ઉમેરિયે
મેઈન મેથડ અંદર આપણે ઇન્ટ ટાઇપનો ડે નામનું વેરિયેબલ બનાવીશું
તો મેઈન મેથડ અંદર ટાઇપ કરો ઇન્ટ ડે અને આપણે તેને વેલ્યુ આપીશું ઇક્વલ ટીઓ 3 સેમી કોલોન
હવે ચાલો સ્ટ્રીંગ ટાઇપનું વેરિયેબલ ડીનેમ બનાવીએ
સ્ટ્રીંગ ડીનેમ આપણે તેને નુલ થી ઇનીસીલાઈઝ કરી શકીએ છીએ
અહીં ડીનેમ એક વેરિયેબલ છે જે અઠવાડિયાના દિવસો નામોને સંગ્રહે છે
ડે દિવસ નમ્બર સંગ્રહે છે
હવે આપણે સ્વીચ કેસ સ્ટેટમેન્ટ ટાઇપ કરીશું
તો આગામી લાઈન ટાઇપ કરો સ્વીચ કૌંસ અંદર ડે પછી કર્લી કૌંસ ખોલો
એન્ટર દબાવો
આ સ્ટેટમેન્ટ કયા વેરીયેબલો કેસો માટે ધ્યાનમાં છે તે વ્યાખ્યાયિત કરે છે
આગામી લાઇનમાં ટાઇપ કરો કેસ 0 કોલન આગામી લાઇન ડીનેમ ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર સુંદય સેમી કોલન પછી આગામી લાઈનમાં બ્રેક ટાઇપ કરો આ સ્ટેટમેન્ટ કહે છે કે જો ડે 0 છે તો ડીનેમ સુંદય થી સુયોજિત થયેલ હોવું જોઈએ
નોંધ લો કે બ્રેક સ્ટેટમેન્ટ દરેક કેસના અંતે જ વાપરી શકાય છે
બ્રેક સ્ટેટમેન્ટ વિના સ્વીચ કેસ જટિલ ફેશન માં કાર્ય કરે છે
તે ટ્યુટોરીયલના અનુગામી ભાગમાં સમજાવવામાં આવશે
એ જ રીતે ચાલો બાકીના કેસો લખીએ
આગામી લાઈનમાં ટાઇપ કરો કેસ 1 કોલન આગામી લાઇનમાં ટાઇપ કરો ડીનેમ ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર મોન્ડે સેમીકોલન આગામી લાઇનમાં બ્રેક ટાઇપ કરો
પછી ટાઇપ કરો કેસ 2 કોલન આગામી લાઇનમાં ડીનેમ ઇકવલ ટુ ટ્યુઝડે અને પછી સેમીકોલન આગામી લાઇનમાં બ્રેક ટાઇપ કરો પછી કેસ 3 કોલન ટાઇપ કરો આગામી લાઇનમાં ડીનેમ ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર વેડનેસડે અને પછી સેમીકોલન ટાઇપ કરો આગામી લાઇનમાં બ્રેક ટાઇપ કરો પછી કેસ 4 કોલન ટાઇપ કરો આગામી લાઇનમાં ડીનેમ ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર થર્સડે અને પછી સેમીકોલન ટાઇપ કરો 000332 000323 પછી બ્રેક પછી કેસ 5 કોલન ટાઇપ કરો ડીનેમ ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર ફ્રિડે અને પછી સેમીકોલન ટાઇપ કરો પછી બ્રેક લખો
પછી કેસ 6 કોલન ટાઇપ કરો આગામી લાઇનમાં ડીનેમ ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર સતુર્દય અને પછી સેમીકોલન ટાઇપ કરો પછી બ્રેક સેમીકોલોન ટાઇપ કરો પછી કૌંસ બંધ કરો
હવે ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરિયે અને કોડને એક્શનમાં જોઈએ
આગામી લાઇનમાં ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંશ અંદર ડીનેમ પછી સેમીકોલન
હવે ફાઈલ સવે અને રન કરો
હવે Ctrl એસ અને Ctrl ફ11 કીઓ ડબાઓ
આપણને વેડનેસડે આઉટપુટ મળ્યું છે જે કેસ 3 અનુરૂપ છે
હવે ડે ની વેલ્યુ બદલો અને પરિણામ જુઓ
તો 3 થી 0 માં બદલો
હવે ફાઈલ સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ 0કેસ અનુરૂપSunday છે
હવે શું થશે જો વેલ્યુને સંબંધિત કોઈ પણ કેસ ન હોય
ચાલો તે જોઈએ
ડે ઇકવલ ટુ 1 થી બદલો
ફાઈલ સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ કઈ જ નથી
પરંતુ તે વધુ સારું હશે જો આપણે બધી વેલ્યુ માટે કેસ રાખીએ
તે ડિફોલ્ટ કીવર્ડનો ઉપયોગ કરી કરવામાં આવે છે
તો છેલ્લા કેસ પછી ટાઇપ કરો ડિફોલ્ટ કોલન આગામી લાઇનમાં ડીનેમ ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર વ્રોંગ ચોઇસ અને પછી સેમીકોલન ટાઇપ કરો આગામી લાઇનમાં બ્રેક સેમીકોલન ટાઇપ કરો આપણે કેસ ડિફોલ્ટ ન લખીશું નોંધ લો કે આપણે માત્ર ડિફોલ્ટ કીવર્ડનો ઉપયોગ કર્યો છે
હવે કોડ રન કરીએ
તો ફાઈલ સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ મૂળભૂત કેસ એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે અને જરૂરી મેસેજ વ્રોંગ ચોઇસ પ્રિન્ટ થયેલ છે
ચાલો બીજી રેન્ડમ વેલ્યુ સાથે પ્રયત્ન કરીએ
1 ને 15 થી બદલો
આપણે જોઈ શકીએ છીએ ફરી ડિફોલ્ટ કેસ એક્ઝીક્યુટ થયેલ છે
હવે ચાલો જોઈએ શું થશે જો આપણે બ્રેક સ્ટેટમેન્ટ રદ કરીએ છીએ
તો ચાલો ડે 15 ને ડે 4 થી બદલીએ
ડે 4 માટે અનુરૂપ બ્રેક સ્ટેટમેન્ટ રદ કરો
હવે સેવ અને રન કરો
કેસ 4 છે તેમ છતાં આપણને આઉટપુટ ફ્રિડે મળે છે થર્સડે નથી મળતું
કારણ કે સ્વીચ કેસ આ પ્રમાણે કામ કરે છે
પ્રથમ ડે ની વેલ્યુ 0 સાથે સરખાવવામાં આવે છે
પછી 1 સાથે પછી 2 સાથે અને એ રીતે તમામ શક્ય કેસો સાથે
જયારે મેચ મળે છે ત્યારે તે મેચ પછી આવેલ બધા કેસ એક્ઝીક્યુટ કરે છે
આપણા કિસ્સામાં તે કેસ 4 પછી કેસ 5 એક્ઝીક્યુટ કરે છે
પછી તે કેસ 5 માં બ્રેક સ્ટેટમેન્ટના કારણે અટકે છે
તે અવગણવા માટે આપણે દરેક કેસમાં બ્રેક સ્ટેટમેન્ટ ઉમેરવાની જરૂર છે
ચાલો હવે આપણે રદ કરેલ બ્રેક સ્ટેટમેન્ટ ઉમેરીએ
તો બ્રેક સેમીકોલન ટાઇપ કરો
હવે ચાલો કોડ રન કરીએ
આપણે જોઈ શકીએ છીએ હમણાં જ કેસ 4 એક્ઝીક્યુટ કરવામાં આવેલ છે
નિયમ તરીકે એરર અવગણવા માટે દરેક કેસમાં બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાનું યાદ રાખો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલma આપણે શીખ્યા સ્વીચ કેસ કન્સટ્રક અને બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો
એસાઈનમેન્ટ તરીકે એક પ્રોગ્રામ લખો જેમાં નામે અને જેન્ડર વેરિયેબલ હોય છે સ્વીચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરો જે પુરુષો માટે હેલ્લો એમઆર
અને સ્ત્રીઓ માટે હેલ્લો એમએસ
પ્રિન્ટ કરે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
જોડાવા બદ્દલ આભાર